ચિત્રમાં સફેદ અને ભૂરા રંગના બતક પાણીની નજીક પથ્થરો પર બેઠેલા દેખાય છે એક મોટું--

અંદર ઘણા બધા ટેબલ અને ખુરશીઓ ગોઠવેલા છે જેમાંથી કેટલાક ખાલી અને કેટલાક લોકો બેઠેલા છે.

અને કાઉન્ટર પર દારૂની બોટલો ગોઠવેલી છે કાઉન્ટર પાછળની દિવાલ પર પણ છાબલીયો ઉપર બોટલો દેખાય છે રૂમ માં બેસવા માટે ખુરશીઓ અને ટેબલ પણ દેખાય છે છત વાદળી અને સફેદ રંગની છે અને તેના પર લાઇટિંગ પણ છે એક બોર્ડ પડ છે.

આ ચિત્રમાં એક બહુમાળી ઈમારત ડેખાય છે જેના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય સ્ટેટ બેન્ક ની શાખા આવેલી છે બેંક ની આસપાસ અન્ય નાની ડુકાનો પણ દેખાય છે ઈમારતની સામે વાહનો પાર્ક કરેલા છે અને કેટલાક લોકો પણ દેખાય છે જે ડર્શાવે છે કે આ એક વ્યસ્ત વિસ્તાર છે.

ચિત્રમાં ઘણા ક્રિકેટ બેટ એક રેક માં ગોઠવાયેલા દેખાય છે મોટાભાગના બેટ એસ_એસ ટોન બ્રાન્ડ ના છે જ્યારે એક બેટ એડિડાસ બ્રાન્ડ નું પણ છે.

કેટલાક લાલ અને પીળા રંગના ક્રિકેટ બોલ પણ બેટ ની આગળ જમીન પર પડેલા ડેખાય છે ડિસ્પ્લે બેટ ને વ્યવસ્થિત રીતે ડિસ્પ્લે રેન્ક માં ગોઠવવામાં આવ્યા છે જે સંભવટ કોઈ સ્પોર્ટ્સ રૂમ અઠવા ડુકાનનો ભાગ હોઈ શકે છે.

મસ્ત દેખાય છે જે દર્શાવે છે કે તાજેતરમાં વરસાદ પડ્યો છે ચોકની એક બાજુ એક ઈમારત છે એની છત પર --

ચિત્રમાં એક બેકરી અથવા કેક શોપ નો અંદરનો ભાગ દેખાય છે ચિત્રના જમણી બાજુએ એક મોટો કાચનો કેક ડિસ્પ્લે કાઉન્ટર છે જેમાં વિવિધ રંગીન કેક --

આમાં વાદળી અને ગુલાબી રંગના કપ્પડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઉપરના ભાગમાં સોનેરી ગુંજ ગુંબજ જેવી રચનાઓ છે.

આ ચિત્રમાં એક લેડીસ સેલ્ફી પાડવા માટે સલૂન માં દેખાય રહી છે અને એક સ્વીચ પણ છે અને એક અરીસો પણ છે.

ઉપર એક ગ્રાઉન્ડ માં ધુમાડો નીકળતો દેખાય છે જે દર્શાવે છે કે ત્યાં કઈ સળગાવવામાં આવ્યું છે બેગ્રાઉન્ડ માં એક --

તળાવ જેવુ જળાશય દેખાય છે જે લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ છેે અને કેટલાક લોકો પૂજા પાઠ કરતા હોય તેવું લાગે છે.

લખેલું પણ દેખાય છે રેસ્ટોરન્ટ માં પ્રવેશદ્વાર પાસે કેટલાક લોકો અને મોટરસાયકલ પાર્ક કરેલા જોઈ શકાય છે.